એક્સ એકસાઇસી નીતી કૌભાંડ કેજરીવાલને CBI દ્વારા નવ કલાકે પૂછપરછ કરી હતી દિલ્લી એક્સ એક્સાઇસર નીતિ કથિત કૌભાંડ મુદ્દે આમઆદમી પાર્ટી ના નવી દિલ્લીના પૂર્વ ઉપ ઉપ પ્રમુખની મનીષ સિસોદિયા બાદ હવે

હ જ્યારે નવ કલાક સુધી પૂછપરછ એજન્સી ને પૂછપરછ કરી હતી અગાઉ મનીષ સીસોદીયાના આઠ કલાકે પૂછપરછ કરી હતી CBI એ ધરપકડ કરી હતી જોકે અરવિંદ કેજરીવાલ હાલ

દારું વેચવા વેચવા ખાનગી લાઇસેન્સ આપવા કોભાંડ નો આરોપ અગાઉ ધરપકડ કરાયો કરવા કરાયેલા નિવેદનો નો આધાર કેજરીવાલ ને સવાલો કરાયા આસપાસ મોટી સંખ્યા માં સુરક્ષા જવાનો ને તેનાત કરવા આવ્યા હતા આપ ના નેતાઓ જેવા કે પંજાબ ના નીતીન ને પૂછપરછ કરવા માટે CBI એ સમન પાઢવ્યો હતો અને રવિવારે હેડકવાટેર પર હાજર થઇ રહ્યો હતો જેને પગલે કેજરીવાલ સવારે અગીયાર કલાકે CBI ના હડકવોટર પર પોહ્ચી ગયા હતા તેની નવ કલાક સુધી એજન્સી એજન્સી એ પૂછપરછ કરી હતી અને આગળ કથન કોભાંડ જે FIR દાખલ કરવા માં આવી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલને ફરીયાદ નથી બના બનાવામાં બનવામાં આવેલા લગ લગ લગાડવામાં આવે છે એક્સાઈજર વિભાગ મનિષ શીસોદીયા હેઠળ

પચાસ આપ નેતાઓ કાર્યકરતાઓ ની અટકાયત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભગ ભગવંતમાન સંજયસિંહ રાઘવ છટતા દિલ્હી ના મંત્રી

તે CBI દ્વારા આ પૂછપરછ કરવામાં આવી છે આપ આપ તેના નેતા ગોપાલ રાયે પ્રેન્ચ પરૉન્સરન્સ કરી ને આરોપ લગાવ્યો હતો કે અમારા બત્રીસ ધારાસભ્યો સિતેર કાઉન્સિસ ની અટકાયત કરાઇ છે જયારે પંજાબ માં વીસ ધારાસભ્યોની સેરસરહદે અટકાયત કરાઇ છે અરવિંદ કેજરીવાલ એક્સાઇસ

અરવિંદ કેજરીવાલએ આરોપ લગાવ્યો હતો કે ભાજ્પ મારી ધરપકડ માટે CBI ને કહ્યું છે જો કે હ CBI ના દરેક સવાલો નો પ્રામાણીક જવાબ આપીશ અરવિંદ કેજરીવાલ ને Twitter પર પાંચ મીનીટ નો વિડિયો સંદેશ જાહેર કરાયો હતો જેમાં તેમણે દાવો દાવો કર્યો હતો દિલ્હી ના મુખ્યમંત્રી

કરવામાં આવ્યો હતો પંજાબ ના મુખ્યમંત્રી ભગવત માન આપ ના રાજ્ય રાજયસભા ના સંસા સંજયસિંહ રાઘવ છત્તા સહીત ના નેતાઓનો કેન્દ કેન્દ્રીત કેન્દ્રીત એંજન્સી CBI ની ઓફિસ પાસે વિરોધ પ્રદશન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટી ના સંસદ સંજયસિંહ પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી હતી બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલ દ્વારા વિ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ જેમાં તેમણે કેજરીવાલ ને ગુરુ ગુરુ અન્ના હજારેના નીવાદન માં ધમકી આપ નેતા પર આક્ષેપ કર્યો હતો

આ વચ્ચે શનીવાર રાત્રે પોઈન્ટ બ્લેન્કર રેંજ ની ગોળી મારી ને હત્યા કરાયા બાદ રવિવારે આખો દિવસ પ્રયાગ ના સકીત વિસ્તારો માં સહિત સમગ્ર રાજ્ય રાજ્યમાં શૂર શુરક્ષા વ્યવસ્થા મજબુત અને કરી નાખી હતી વધુ વધુ અંતિક અ અ અશરફની હત્યા ના પગલે કોઈ પણ અછીત હતો ઘટના ઘટના ના બંને તે ઉતરપ્રદેશ બધા જ જિલ્લા ઓ માં કલમ એક સો ચુમ્બાલીસ લાગુ કરાઇ કરી દેવા કરી દેવાઇ હતી પ્રયાગરાજ ઇન્ટરનેટ ઠપ કરી દેવાયું હતું બીજી બાજુ અતિક અફ અશરફ ના ત્રણ હત્યાકાંડ રવિવારે પ્રયાગ પ્રયાગરાજ જિલ્લા પર ચૌદ દીવસે જોયુડીસીયન કસ્ટડીમાં મોકલાવી દીધા હતા દરમીયાન અંતિક અશરફ રવિવારે જ પુત્ર અશરદ ની બાજુ માં જ દફનાવી દેવાયો હતો ઉતરપ્રદેશમાં પંચોતેર જિલ્લા માં કલમ એક સો ચુમ્બાલીસ લાગુ પ્રયાગરાજ ઇન્ટરનેટ સેવા ઠપ સૌ પોલીસ કર્મચારી એ તાત્કાલીન સારવાર કરી પ્રયાગ પોલીસ કર્મસ કર્મસ ને અંતિક અશરફ અહમદ એ હત્યા ઘટનાઅંગે જનાવ્યું કે ઉમેશ પાલ ની હત્યા ના અરોપ માં કેદ બંને ગુનેગારો ને કસ્ટડી પુરી થઇ ગયી હોવાથી તેમને શનીવારે રાત્રે મેડિકલટેસ્ટ માટે પોલીસ હોસ્પિટલ લઈ જવાની સમયપત્રક પત્ર બનાવી એ વા આવેલા આવેલા ત્રણ યુવાનો ને પોઈન્ટ બ્લેક રેંજ થી અંતિક અશરફ ને ગોળી મારી દીધી ત્યાર બાદ બંને આંત સંપર્ક માં કરી દીધું હતું અંતિક અને અશરફ ની હત્યા પછી શનીવારે રાત્રેં જ જે ઉતરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી યોગી પોલીસ ને જણાવ્યું હતું કે પ્રગયમના ધુમનગંજ થાણા ના SCSO રાજેશકુમાર મોર્ય શાહગંજ પોલીસ થાણા

કરી પ્ર્દેશ નુ અમારુ નામ જણાવ્યું જાણીતું કરવામાં હતા તે જેનો ભવિષ્યવાણી નિશ્ચિત રૂપે મળશે તેમાં માનતા પરંતુ અમને પોલીસ ધેરો અંદાજ લગાવી શક્ય શક્ય છે હત્યા ની નાસવા નાસવા સફળ ન રહ્યો પોલીસ ઝડપી કાર્યવાહી

મળતા તેમને અમે કાર્યવાહી હાથ ધરી છે પોલીસએ FIR ને જણાવ્યું છે કે આ ગોળી ઇજા પામેલા નવલેશ ની રા રાણી મેડિકલ કોલેજ સારવાર થઇ રહી છે દરમીયાન સુત્રોસાર સુત્રો જણાવ્યા મુજબ અંતિક અહમદે હત્યા ને વપરાયેલા પિસ પિસ્તોલો પાકીસ્તાન રસ્તે ભારત પોહચી હતી અંતિક અંતિક પર ત્રણ હત્યાઓ માં એક રોહિત ઉર્ફે રોહિત ઉર્ફે સન્ની સન્ની પોલીસ સ્ટેશન એ ચૌદ કેદ નોધાવ્યા છે તે સુંદર ભાટી સાથે વર્ષ બે હજાર ઓગ્ણીસ માં હમીરપુર જેલમાં કેદ કે સુત્રે સૂત્રે એ દાવો કર્યો છે કે પશ્ચિમ ઉતરપ્રદેશ ના પુખયાન્ત સુદરભાટી વીસારીયા અંતિક અહમદ ની હત્યા સન્ની પાસે

આજ નો મારો topic છે Water-Pollution

એવું અનુમાન છે કે જળ પ્રદૂષણ એ વિશ્વવ્યાપક સ્તરે મૃત્યુ અને રોગચાળા પાછળ રહેલો એક અગત્યનું કારણ છે અને એકગણતરી મુજબ જરૂર Fourteen-Thousand લોકોના જીવ લે છે. વિકાસશીલ દેશો તો જળ પ્રદૂષણની તીવ્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પણજી ઉપરાંત ઔદ્યોગિક દેશો પણ પ્રદર્શનની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાંજી.

સુડતાલીસ ટકાના સરવાળે અને એકરો અને બત્રીસ ટકા ખાડી અને નદીમુખ આગડની ખાડી અને ચોરસ માઇલ સદસ્ય તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતાં. જયારે પાણી માનવજનક.

તેને લાક્ષણિક રીતે પાણીના કૃષિ ગણવામાં આવે છે. જવાળામુખી વડવા ને સુ ખાન અને ભૂકંપ જેવા કુદરતી ઘટનાઓને કારણે. ટ્રેની ગુણવત્તામાં અને તેને પર્યાવરણને લગતી સ્થિતિમાં મોટો ફેરફાર આવે છે. જળ પ્રદૂષણ પાછળ અનેક કારણો સે. તા વણઝારાવેશે. સપાટી પરના જને પાત્ર પાછળ આંતરિક રીતે સંકળાયેલા હોવા છતાં મોટા ભાગે તેમનો બીજાથી અલગ હોય છે.

First અલગ એવા પાણી પરિવહન પામી કચરો પાણી ના માર્ગ માં દાખલ થાય ત્યારે તેને ચોક્કસથી તથા પ્રદુષણ તરીકે ગણવામાં આવે છે. સુસ Treatment પ્લાન કારખાના અને શહેરની વરસાદી પાણીની ગટરો વગેરેની વસતિ સત્તાવીસર્ધન આ પ્રકારના પ્રદર્શનના ઉદાહરણ. યુએસનું સ્વચ્છ પાણી ધારો આપણા ચોક્કસ શોધના નિયમના હૈ. જો હમારે ગણવામાં આવે છે. ઔર ચોક્કસ છે. ચોકસ. તો હોવાથી ચોમેરથી વિસ્તૃત પડતા કચરા મને તો અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ. તમારે છે મોટાભાગ.

ભારે વરસાદને કારણે ફળદ્રુપ દ્રવ્યો તાણી ઝડપાઈ જવા માટેના બદલેં સપાટી પરના કાંસ વાટે વહેતાં વરસાદી પાણી ને અચોક્કસ ઓછા પ્રદૂષણ ઉદાહરણ ગણાવી શકાય. પાર્કિંગના સ્થળો, રસ્તા અને ધોરીમાર્ગો ધોઈને વહી જતા પ્રદર્શિત વરસાદ, પાણીની ઘટ સહારે શહેરી ખાસ કહેવામાં આવે છે. ખેરા પ્રશાસન હેઠળ કરવામાં આકાશને તેમાંથી વહેતાં વરસાદી પાણીને ચોક્કસ સમયે વરસાદી ગટર વ્યવસ્થામાં. જે પાછળથી સ્થાનિક સપાટી પરના જળાશયોમાંના જળાશયોમાં પાઈપથી વિસર્જિત કરવામાં આવે છે. જે ચોક્કસ ચોક્કસ.

તે વસ્તુ તેમજ બાંધકામ છોડી દેવા જોગી ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થાના સોંગ્સ કરી લેવામાં. પાતાળ જળને આપણે વાત કરીશું અને સપાટી પરના જળ વચ્ચે સંબંધ દિલ હૈ.

ચેક માટે સંવેદનશીલ હોય છે. પછી ભલે આજ તો સપાટી પરના જળને સીધી અસર ન કરતા હોય. ચોક્કસ જેવા પ્રકારો પણ બની જાય છે. સપાટી પરના જળાશયો થી સેકંડ. ધૂળ માટી પર ઢોળાતા રાસાયણિક પદાર્થથી ભલે ચોક્કસ કે અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ ન સર્જાય. પરંતુ તેની નીચેના તને તો તેનાથી ચેપ લાગે છે. કરણ માટેની લાખની સામે જ જળશાસ્ત્ર તેમજ પ્રેક્ષકોને પોતાની કુદરતી સ્વભાવ પર ભાર મુકી શકે છે. પાહીને પ્રદર્શિત બનાવવા ચોક્કસ પ્રદેશોમાં અનેક રસાયણો અને પૅથોજનની વિશાળ શ્રેણીનો તથા ઊંચા તાપમાન અને રંગવિહીનતા જેવા પહોચી પચવા. ઇન્દિરા મ્યુ ફેરફારોને પણ સમાવેશ થાય છે. કેલ્શિયમ સોડિયમ આયન, મેંગેનીઝ વગેરે જેવા ઘણા રાસાયણિક પદાર્થો અને તત્ત્વો પાણીમાં કૂદી રૂપે હોવા સહજ છે પરંતુ સામાન્ય રીતે.

અક્ષયના કાચ ફોડીમાં વનસ્પતિ જન્ય કચરો પાને ઘાસિયા કુદરતી પદાર્થો પણ તથા માનવ સર્જિત દર્શાવે. અન્ય કેટલાક કુદરતી અને માનવ નિર્મિત વાતાવરણમાં ચા પાણી નોંધાયેલું ઘટ બનાવે છે. પ્રકાશને અને તેની સ્થિતિ વનસ્પતિના વિકાસને અવરોધે છે અને કેટલીક માછલીઓ. ગિલ્લીલંદ. મોટાભાગના સ્થાનિક તો ઝેરી એટલે કે ટોક્સિક હોય છે. માનવ અથવા પ્રાણીના શરીરમાં પૅથોજન, પાણી, પાણીજન્ય રોગ પેદા કરી શકે છે. વિદ્યુતવાહકતા તાપમાન અને યુટ્રોફિકેશન જેવા પાણીના મૂળભૂત બંધારણમાં પહેલાં જેનો અભાવ હતો તેવા ફળદ્રુપ. પડ બને અને યુકેશન કહેવામાં આવે. રોગનું મૂળ કારણ હવાસા. ત્યાં સામાન્ય રીતે જળ પ્રદૂષણ માટે સૂચક બેકટેરિયા તરીકે જાણીતા છે.

શામ મને લાગે મજબૂત ઇત્યાદિ કચરા ને પૂરતો ઉપચાર કર્યા વિના વિસર્જિત કરવામાં આવે તો તે મોટા પ્રમાણમાં પૅથોજન ઉપજાવે છે.

જૂના શહેરોમાં જી થયેલી માળખાકીય સુવિધાઓ નબળી પડી હોય અને ગટર વ્યવસ્થામાં મળમૂત્ર ઇત્યાદિ લઈ જતા પાઈપ પમ્પ અથવા વાલ્વમાં ભંગાણ અથવા કાણાં પડ્યાં હોય છે.

રસાનીયા ત્યાં જોવા મળશે. ખાતે ઉત્પાદન અવસ્થામાં પર એકમોમાંથી પેદા થતા મોક્ષ. લોકસભાની કામગીરીમાં વેરાયેલા ઝાડ પાનને ઝાંખરાનો કચરો. આઈના નિજી પ્રદેશોમાં નીચેનાનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક એકમોમાંથી ફેંકાતો કચરો મુખ્યત્વે વીજમથકો માંથી ફેંકાતો સલ્ફર ડાયોક્સાઇડ. આટલું પાતળુંમાંથી એકમાંથી ખાતર પાડીને કહ્યુંમાંથી એમોનિયા કચરો ફેંકાય છે. ઔદ્યોગિક આપડા સ્વરૂપે રાસાયણીક ફ઼િલ્મ કચરો ખેતરો તેમજ વ્યાપારી અને રહેણાંક. ઓમાંથી.

ખુલ્લાદરિયામાં મળી આવતી દરિયા જગ્યાએ હાથમાં ના સંદર્ભે પાણીને પ્રદુષિત કરતી જોઇ શકાય તેવી મોટી ચીજ તો બહુત સી પ્રશ્નો માટે તરતો કચરો એવા શબ્દો વાપરી શકાય છે. જેમાં નીચેના પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે લોકોએ લાખની નકામી વસ્તુઓ કાગળ પ્લાસ્ટીક. અને વરસાદી પાણીની ગટરમાં.

મોટા ભાગના દેશો સમય જતાં નદીઓ થકી મહાસાગરમાં ઠલવાતા હોય છે ને જ સસ્તા પરિવહન મોડલોના ઉપયોગથી હાથ ધરાયેલા અભ્યાસો દર્શાવે છે. કેટલાક ભાગોમાં તેનો પ્રભાવ જયાંથી સારી શરૂઆત થઈ હોય. તાપમાન થી જોવા મળતો હોય છે. સામા સમય સુધી ભોજન અથવા જળાશય અમરવાથી. સાથે પ્રતિક્રિયા કરી વિઘટન પામે છે અથવા તેમનું રાસાયણિક બંધારણ બદલાઈ મૂલ પ્રદેશમાંથી નહીં, પરંતુ વ્યુત્પન્ન પરિસ્થિતિને કારણે અનેક વિવિધ. વગેરે વગેરે ઉભી થાય છે. આવી કેટલીક ગૌણ આશ્રમ? વગેરે વગેરે.

પણ company નો task છે એ પૂરો કરવો પડશે દોડ કલાક સુધી હા યાર સાચી વાત બોલ રવિવાર માં દિવસે એ મસ્ત વિચારું હતું ક દસ વાગ્યા સુધી ઊંગી રહે અને સવાર સવાર માં અહિયાં આવવું પડ્યું અને હજુ એક વાગે break મળશે

હા નઈ ખેતર માં જઈએ શું મસ્ત હવા આવતી હોય ને માર જેવી હોય ને તો ત્યાં જઈને નાકરા video જ બનાય બનાય કરે

હા છે છે શું કેવું તારું છે તારું ગામડા ના જીવન ઉપર પણ આમાં બહુ મજા આવે હું મારા કાકા ના લગ્ન માં ગયી હતીં બહુ જ મજા કરી મેં કયું ગામ હતું

બરોબર તારું કયું ગામ મારા તો પલ્લવ વેડા આપડે અહિયાં પેલું ગોગા બાપા ના મંદિર વિશે તો તે સાભળ્યું જ હશે ને તે હા પલ્લવ વેડા વેડા ના ગોગા બરાબર છે

મારું બસ એની બાજુ માં કરિના ના ગામ ના બાજુ માં બોરુ અપડા માણસા જીલો ગણાય

અમાર ગામ આજુબાજુ માં છે પણ કરીના નું રેહવાનું કલોલ માં અને મારું રેહવાનું સાબરમતી માં તારું ક્યાં રેહવાનું અચ્છા વડોદરામાં મારું પિયર અને સાસરી અમદાવાદ સાસરી અમદાવાદ માં ગામ કયું વડોદરા વડોદરા કઈ જગાએ proper વડોદરા બરાબર

પછી જન્માષ્ટમી છે બધા ગામડા માં છોકરાઓ હળી મળી ને બધા ભેગા થઇ ને તેહવારો મનાતા ગામડા માં એક ચોક હોય ચોક ને નવરાત્રી ને ચોક માં ગરબા બધા પછી ગામ ના બેરા અને બધા છોકરા ના નેબધા હોય એક સાથે ગરબા રમવા આવી જાય હા અમારે તો ગામ માં દિવસે શું કેવાય દિવાળી હોય એ વખતે તો અમાર મસ્ત ગરબા થાય છે માતાજી ના ભગવાન ના ફૂલ વાળ કઈએ એ અને હોળી માં બી અ આપડે રામાયણ ને બધું હોય છે ને એ ધુળેટીના દિવસે અમાર ત્યાં બધું નીકળે અમાર વેડાગામ માં તમાર ગામ નહી થતું જ્યોતિ બીજું આવી રીતે

કશું એ નહી રમતા મેં હમણાં last time ગયી હતી તો તો નહિ રમી કશું શું નહી

ના ના એવું તો નથી લાગતું જ્યોતિ ને જોઈ ને કશું નહી કશું નહી તેહવાર જ નથી માનવતા એટલે માનવે બહુ normal એના કરતા મને અહિયાં અહિયાં સારું લાગે અમદાવાદ અને વડોદરા માં અમદાવાદ તો સારું અમદાવાદ તો સારું જ લાગેન જેવા હોય છે અમદાવાદ અને વડોદરા વડોદરા નહી હો અમદાવાદ first number છે હો ના વડોદરા first number છે હા જ્યાં નાન પણ થી રેહેલા હોય એજ આપડ ને ગમે નહી કોય પેહલા થી જ મારો જન્મ છે ને એ કડી માં થયો હતો કડી કડી આપણે અમાર પેહલથી જ રેહવાનું સાબરમતી માં છે એટલે શું કે પેહલથી જ આપડે જ્યાં હોય ત્યાં આપણે ફાવે બીજે કાઈ આપડ ને મજા બી ન આવે મારે તો એવું નહી હું તો બહુ જગ્યાએ ફરેલી છે અને હવ કલોલ માં થેલો ગાંધીનગર રેહેલી રાંધેજા રહેલી પછી પાછી કોલોલ કલોલ માં સિવાય કઈ છુટકારો જ નહી જયારે ન ત્યારે કલોલ માં જ પાછી આવી જયુ હું ગમે ત્યાં જ્યું પણ છેલે રેહવાનું તો કલોલ માં જ કલોલ સિવાય કઈ બીજે મને એવું છે ને

હા તે આવી જવાનું most welcome છે સાબરમતી માં તમારું

શું શું શું કીધું કીધું તે

જ્યોતિ હવે જોઈએ family વાળા જયારે કે ત્યારે હાલ તો હજુ તો બહુ વાર છે છ સાત વર્ષ જેવા થઇ જશે અમાર marriage ને છ સાત વર્ષ હજુ હા છ સાત વર્ષ થઇ જશે કેમકે મારે હજુ graduation complete કરવાનું છે મારે job કરવાની છે નોકરી સારી મળે પછી વાત કરશું હું મારા ઘરે વાત કરીશ કે મમી ને મમી આવી રીતે આ વાત છે મમી કે છે ત્યારે ન

જ્યોતિ ચિતા ના કરીશ અમે તન બોલીસું હો ને ખાવા હા આવીશ આવીશ તમાર માં જ્યોતિ પાંચસો એક નો ચાંદલો કરવો પડશે હો પણ

પાંચસો એક જ બસ બહુ થઇ ગયો વધારે નહી જોવતો અમન

હા બરાબર બોલ કરીના તારું શું કેવું

હ કરીના તારું શું કેવું એ